આ રીતે જ્ઞાન ના ભરોસે વિકાસ સાધવો એ કોઈ સહેજે મુશ્કેલ કામ નથી અને દરેક વિષય ને અને શાખા ને જ્ઞાન મેળવી શકાય છે તેવી સિદ્ધિઓ છે પુસ્તકાલયો છે વિદેશ છે નવી technology ના ઉપયોગ કેવી મોટા માં મોટી બાબત કે નાના માં નાના મુદ્દે સરસ રીતે જાતે જ સમજી લેવાય તેવી સુવિધાઓ છે જાત જાત ના નાના મોટા સોના અને તાલીમ કાર્યક્રમો શહેર માં ખૂણે ખૂણે ચાલે છે સ્વ વિકાસ નાં પુસ્તકો best શહેર બને છે અને બૂમ મચાવે છે બીજી તરફ સફળતા માટે મથનારા લોકો પણ છે તે પછી દરેક દરેક american ના સફળતા નો ડંકો કેમ વગાડતો નથી આમાં થી એક માત્ર અમુક ગનગથ્યા લોકો હોય જે પોતાના ક્ષેત્ર માં આગળ વધી શકે છે બીજા બધા ક્યા ખોવાઈ જાય છે આ પ્રશ્ન નાં ઉત્તર માં જ સફળતા ની ચાવી પડી છે માહિતી માં હોય કે માત્ર માહિતી હોવી એ પુરતું નથી બની ને કામમ કરવા માં જ સફળતા નું રહસ્ય છુપાયેલું છે જો માત્ર સપના જોવા થી જ કામ કર થઇ જતું હોય તો આપણા તેઓ સૌ કોઈ બાળકો ની જેમ

બાકી નાં બધા જ પગલાં સત્ય રીતે કામ કર્યા વિના ધારી શકાશે નહી કોઈ નાં નિશાન બન્યા બાદ જો તેના વડે કઈક સુંદર પરિવર્તન લાવ્યું હશે

માહિતી પ્રસાર નાં આ યુગ માં આપને કઈક કે આપની જાત સાથે કેવી ર્રીતે વાત કરીએ છીએ કે કાઈક બાબત માં કયા શબ્દ નો અભ્યાસ કરીએ છીએ તેની ઉપર આપડે ભાવી સફળતા નો આધાર રહે છે માત્ર ભાષા જ નહી એક બીજા સાથ ની વાત ચિત વખતે તે આપણા ચહેરા નાં હાવ ભાવ હાથ પગ નું હલન ચલન અને એકે એક શક્તિ નાં મુદ્દા ઓ આપડા વિચારો નો અરીસો બની જતી હોય છે આમ આપડા વિચારો ની માહિતી થઇ જતી હોય છે તે એવા સંજોગે આ પ્રસારણ

જોઈ ને સૌથી પેલા તો આપડે અભિભૂત થઇ જઈએ છીએ અને પછી તરત જ મન મનાવી લઈએ છીએ કે તેમની પાસે તો પહેલે થી જ એવું ગણું હતું જેના કારણે તેઓ સફળ થયા જે આપડે ધાર્યું તે આપડા પર સફળ કરવા ની શક્તિ મેળવી શકીએ આમ આ શક્તિ તમારા મારા કે અન્ય કોઈ ના માટે બિલકુલ નથી પત્થર વિશે જેટલી માહિતી હતી એટલી જ માહિતી તેના દ્વારા અન્ય ગણા લોકો પાસે હશે માત્ર તેની પર સક્રિયતા પડવા ની બાબત માં stay jobs સૌથી આગળ નીકળી ગયા અને મેદાન હારી ગયા ચાલો ફરી આપને આપણા સારીરિક હાવ ભાવ અને સફળતા વ્યક્તિ ના પર પાછા ફરીએ દરેક વ્યક્તિ બે level પર પોતાના વિચારો નાં વિવેક કરતી હોય છે ઊંડું એટલે જાત સાથે વાત જ્યારે આપને કઈ પણ વિચારીએ ત્યારે મનોમન કઈક કલ્પના કરીએ છીએ મન માં કઈક અનુભવીએ છીએ અને મન માં કઈક કહી ને કહીએ છીએ આમ આપણા વિચારો સૌથી પેલા આપની પોતાની સમક્ષ રજુ કરીએ છીએ બીજું level એટલે કે અન્ય સાથે વાત આ વાત ચિત વખતે કેટલીક બાબતો આપણે શબ્દ માં વ્યક્ત કરીએ છીએ જ્યારે કેટલુક તો આપો આપ આપણા ચહેરા ના smile ઓ જ અક્યારેક પતંગ બનીને તો ક્યારેક હસી માં વ્યક્ત કરી દેતા હોય છે આ બન્ને પ્રકાર નાં અહીન એટલે આપણી સફળતા નક્કી કરવા માં મહત્વ નો ભાગ ભજવે છે કારણ કે આપડે પોતે કઈક કરી લેવા માટે તૈયાર થઈએ છીએ તે પહેલા આ બધા નાના નાના અંગો આપણા કરતા વહેલા સક્રિય થઇ ને કામે લાગી જાય છે આ અભિવ્યક્તિ એક બહુ મોટું હથિયાર છે જેઓ વિચારો નું અભિવ્યક્તિ નો છે તેઓ તેના વડે પોતાની દુનિયા બદલી શકે છે એટલું જ નહી આખે આખી દુનિયા બદલી શકે છે એમ પ્રભુ તે પણ કારણ કે મારી પાસે એવા એક નહી અનેક ઉદાહરણો હાજર છે દેશ ના દરેક પ્રતિભા ઓ ના અને સફળ વ્યક્તિઓ ને યાદ કરી લઉં મહાત્મા ગાંધી તેના નામો ની યાદી માં ન Hitler શામિલ ક્રરશો તો પણ વાંધો મને નથી આતે એકે એક થી ચડે તેવા વક્તા ઓ હતા મહાત્મા ગાંધી ની ખૂબી એ હતી કે તેઓ ને જે સમાનતા કે આઝાદી નું સપનું જોયું હતું તેનું શબ્દો માં રજુ કર્યું એ અદ્ભુત જ્વાળા ઉભી કરી શક્યા Hitler એ આખા germany પર પોતાના ભાષણો થી જાણે કે જાદુઈ નાખી દીધી આમ આપ સૌ પોત પોતાના અનોખા વિચારો નું

હા ભાઈ મજામાં છું yaar

ભાઈ ભાઈ હા book કરી નાખ હું તો yaar avatar one પણ નથી જોયું છે yaar

હમ કેટલા વાગે નું હું સાંજે તો લગભગ પાંચ વાગે થી free છું હું પાંચ વાગ્યે કેટલા કલાક ની Movie છે ત્રણ કલાક ની છે કે દોઢ કલાક ની છે?

ના અત્યારે તો નથી ગયો yaar plan તો બનાવું છું કે અત્યારે out of city જવાનું છે અહમદાવાદ થી બાર જવાનું છે સુરત માં જવાનું છે હમ સુરત માં diamond city જવાનું ત્યાં થી Diamond ખરીદી ને આવાનું છે એક કરોડ નો Diamond

હા અલા અત્યારે સવારે સવારે કપિલ શર્મા નો show જોઈ લિધો ને એના માટે મજાક કરવા માં બહુ મજા આવે છે

ભાઈ તારું પણ બી અવાજ નથી આવી રહ્યું અવાજ આવે છે ભાઈ ભાઈ અવાજ આવે છે ક્યાં ગયો ભાઈ mute પર રાખી ને જતો રહ્યો ક્યાં

અવાજ નથીં આવી રહ્યો છે યાર તારી તો યાર ક્યાં જતો રહ્યો અવાજ આવે છે Bro

હા અત્યારે આવે છે આવી રહ્યું છે આવી રહ્યું છે અવાજ આવે છે? હા પતા નહિ ભાઈ કોઈ technical issue ને કારણે જ થઇ ગયું હશે મારા હિસાબ થી તો network નો Problem બઉ થાય છે યાર અત્યારે બાર છું ને તો એના માટે થઇ રહ્યું હશે હમ અત્યારે બાર છું એ માટે network નો problem થાય છે અત્યાર હું underground છું ને metro માં છું અત્યારે ના ના underground જ છુ અત્યારે અત્યારે વાર લાગશે હમ જોયું છે લ્યા જોયું છે અત્યાર પણ જોઈ જ રહ્યા છો metro માં જ છું બઉ બધા એ ખર્ચો કર્યો છે ભાઈ આટલો ખર્ચો નતો ભાઈ છેલ્લી સરકાર ને પણ નતો કર્યો કોંગ્રેસ સરકારે

હમ થઇ જશે modern city બનવાનું છે અત્યારે હમ world નું લગભગ મારી world નું મતલબ biggest stadium છે ને મારી હિસાબ થી હમ સોંથી મોટું એ જ છે બાકી ત્યાં તો international મતલબ cricket નથી ચાલી રહ્યું છે ને અત્યારે મતલબ ipl ચાલે છે બાકી India નું પણ India ની અંદર કોઈ પણ cricket match ચાલે તો એ થાય છે હમ બાકી બીજી કોઈ મતલબ other country નું નથી થઇ રહ્યું છે મારી હિસાબે થી મતલબ બીજી કોઈ be country નું india માં નથી થયી રહ્યું હમ અત્યારે તો હમ emergency પડે છે ભાઈ એ તો મારા ખ્યાલ થી જે મોઢેરા stadium છે તો એ પણ ઉપર મતલબ open છે અને બંધ પણ કરી શકે છે મારા હિસાબ થી મતલબ બંધ પણ બી થાય છે open પણ બી થાય છે એવું સાંભળ્યું હતું yaar newspaper માં ભાઈ મતલબ ઉપર થી એક મતલબ થાય છે મતલબ એક cab જેટલું હોય ફૂટબોલ stadium જોયું છે ને ફ્રૂટબોલ stadium જેવું છે મતલબ ઉપર થી અગર કોઈ બારીશ વારીશ આવે અથવા તો કોઈ પણ વરસાદ નું પાણી તુફાન બુફાન આવે તો ઉપર થી બંદ કરી દેવાનું

Youtube માં જોઉં છું ભાઈ અત્યારે તો ભાઈ શું કરે છે અત્યારે તું? બેઠો છું હમ અત્યારે તો બેઠો જ છું metro માં બસ બધાને ખાલી નજર એ તાડુ છું ખાલી બધાં લોકો ને એક બીજા નું face જોઉં છું

હા આવાજ આવે હા આવાજ આવી રહું છે આવી રહું છે ક્યાં ગયો તો yaar અત્યારે હું ભાઈ sim card તો મારું એટલું જુનું છે ને ભાઈ શું કહું તને એટલું મોટું sim card છે મારું ભાઈ under ground ની ઉપર ભી double under ground માં રહું ને ત્યારે પણ network આવે હમ ભાઈ એટલું network છે ઓય અત્યારે પાતાળલોક માં જઈ ને આવી જાઉં ને ત્યારે પણ network થાય ત્યાં હમ બધા healthy છે બધા ખુશ તારી family માં શું છે બધા ખુશ છે જલસા જ છે સારું છે અત્યાર બહાર વહાર જવાનું કોઈ plan

ચોટી હમ આટલી બધી જગ્યા એ પ્રસાદ લાવ્યો ત્યાં થી શું વાત કરે વેચાઈ ગયો આપી દેધો હોય કે બાટી દીધો

ગુજરાતીનો આવી જગ્યા એ business જ start કરી દેવામાં આવે છે બધી જ પણ ભી product દેખે અનુ business કરીએ આજે હમ આજે શું મતલબ કાલે નો શું plan છે તારો હમ મારી પણ week off જ છે આજે sunday છે ને બધી company બધ જ છે week off જ છે બાકી જોઈએ આજે સાંજે movie જોવાનું છે અત્યારે મતલબ three D movie છે કે two D movie છે આ

હા મતલબ picture અગર સારી ના લાગે તો ચશ્માં ઉડાઈ ને આવી જવાનું ને યાર પૈસા તો વસુલી કરવાનું ને હહ ઉડા ઉડાઈ લેવાનું આપડો ફાયદો પણ દેખો ને આ ચશ્માં તો લગભગ સો ડેડેસો ના થાય ને અલ્યા

હમ પઠાન movie તો મને તો લાગે છે કિ અત્યારે bollywood માં મતલબ બૌ બધાં મતલબ પૈસા કમાશે bollywood મા હમ મને તો લાગે છે કેમ કે bollywood અત્યારે બઉ બધી film છે જે boycott થઈ રહ્યું છે અત્યારે કોઈ પણ film નથી ચાલી રહ્યું છે અત્યારે મારુ તો સલમાનખાન ભાઈ તારું કયું છે? સિધાર્થ મલોહત્રા હમ હમ એ પણ છે મારો તો ભાઈ સલમાન ખાન હુડ હુડ દબંગ વાળું શુ વાત કરે છે હમ સિધાર્થ મલોહત્રા ની તો અત્યારે કોઈ movie તો નથી આવી રહ્યું છે મારે હિસાબે હમ એ તો જોઈ હતી એક દમ બહુ બહુ જોરદાર હતી ભાઈ જબરદસ્ત acting કરી હતી હમ ના એ તો મજા નથી આવી એ movie માં trailer trailer માં જ નથી મજા આવ્યું મને તો trailer આવ્યુ તું એ જોયું હતું એમાં હું મજા જ નથી આવ્યું મને તો એ બહુ બહુ બોગસ લાગી મને તો ના ના મને તો નથી લાગ્યું મને તો લાગે પૈસા waste થઇ જાય હમ એ વાત તો છે કાનથારા movie છે કઈ movie hollywood ની કેટલી કે હમ હીરો કોણ છે એમાં Popular છે ત્યાં નો હીરો actor actor ત્યાં નો popular છે Okay તો કોઈ હશે કનડ છે okay કનડ અત્યારે તો સારું છે બાકી તો મને તો બ બિહારી movie જોવામાં બડા આવે છે તને બહુ મજા આવે છે મને

ચલ તને આજ send કરું છુ telegram ઉપર send કરું છુ જોઈ લે જે બે કલાક ની જ બે કલાક ની જ movie છે હા મને એ આપજે ને ભાઈ મારે એ જોઈએ છે હમ એ તો મને પણ ખબર છે મને જઈએ છે મારી પાસે નથી

હમ આજે આવું છુ સાંજે તારા ઘરે આવું છુ ત્યારે લઇ લઈશ હમ લઇ લઈશ અત્યારે બાકી જોઈ લઈશ હમ મારા હિસાબ થી તો બે જ છે પેલું તો samsung છે અને બીજું તો i phone છે i phone તો ઓકાત થી બાર નો છે બાકી budget મા તો samsung સારું રેસે શું વાત કરે છે કયું job કરે છે આટલું બધું પૈસા કમાવે છે ભાઈ કેટલું કમાઈ છે ભાઈ month માં શું વાત કરે ભાઈ એકવીસ હજાર તો ભાઈ પંદર દિવસ માં કમાવું છુ અલ્યા હમ શું વાત કરે છે આટલું બધું કયું company આપે છે ભાઈ આટલું બધું પૈસા તુ સુ કરે છે હમ કટોરા લઈને ભાઈ road ઉપર તો નથી બેસે છે ને ભાઈ હમ એ વાત પણવી છે બાકી ત્યાં તો વધારે benefit છે ભાઈ profit ત્યાં જ છે કાટોરા લઇ ને બેસી જવાનું બસ હમ એ પણ ભી છે અત્યારે બધાં લોકો સમાજદાર થઇ ગયા છે ભાઈ

હમ તને પણ બી નથી આવી ભાઈ મને તો બઉ બધું knowledge છે તારું નથી આવ્યું મારા હિસાબ તો તારે તો knowledge જ નથી iq level એકદમ zero છે મારે હિસાબ થી તો હમ

એ તો check ને અલ્યા check તો થાય મારા હિસાબ થી ના અલ્યા મારો તો ભાઈ Einstein થી Einstein થી બી ઉપર છે Einstein નું કેટલું હતું? દેડ્સો હતું ને દેડ્સો મારા હિસાબ થી મારું બસો છે two hundred i q level છે મારું હમ ના અલ્યા તારા થોડી ને તોડ વ ના હોય મારું દાત એટલું મજબુત નથી ભાઈ હું હલક નથી સાંજે નું book કરી નાખ લા પાંચ વાગ્યા પછી ની

હમ ચલને બે બે friend છે મારે એક મારું વિવેક છે ને વિશાલ છે બે friend ને લઇ લે

ખાવા નું add કરી લે ચલ ને એ તો આપને adjust કરી લેવાય આપને બંને adjust કરી લિયે જે પણ બી થાય એ ખર્ચો adjust કરીયે બરાબર છે બાકી મતલબ કેટલા ત્રણ કલાક ની કીધી ને movie સાત વાગ્યા ની કરશે તો સાત થી આઢ નવ દસ એટલે સાડા સાડા દસ વાગ્યે પૂરું થશે movie હમ હમ બાર ખાયી ને લગભગ સાડા અગિયાર બાર વાગ્યા સુધી માં ઘર પોચી જવા નું હમ હમ સારું છે બાકી તો એના થી તો ઉપર લેશું તો ઘર વાળા જ નીકળ ઘર વાળા તો જયારે ઘર પોચ છે ને movie દેખવા પછી ત્યારે ઘરે જ ઘરે માં જ ઘુસવા નું નથી મળશે ભાઈ પેલે થી direct લાત મારી ને જ ભગાડી દેશે હમ હમ હા અચ્છા ચલ સારું છે મળીયે ભાઈ સાંજે મળીયે સારું સારું ચલ મળીયે by

શું ચાલે ભાઈ હમણાં બસ શાંતિ મજામાં મોજે દરિયો

બહુ તમે તો બહુ આજે ખુશ લાગી રહ્યા છો હારે આજ તો બહુ મજાનો દિવસ છે યાર કેમ આજે શું કાઈ special છે? કાઈ special નહિ પણ આજ મજા આવી ગઈ આજ નો દિવસ બહુ સારો ગયો એવું છે મતલબ કે આજ નો દિવસ જ સારો ગયો બીજા કોઈ દિવસ સારા નથી જાતા એમ ને ના ના દિવસ તો બધાય સારા જ જાય છે પણ આજ નો દિવસ બહુ ખાસ છે. શું વાત છે તો કઈ બાજુ ફરવા ગયા લાગો ક્યાંક ગામ માં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 એવું છે અત્યારે ગામમાં જ છો કે ઘરે? હા ગામ માં છુ ગામ માં આવ્યો છુ કામ થી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

હા મેં તમારા આજે કાલના ઓલા status મેં જોયા તમે ઓલી ગામઠી hotel માં જમવા ગયા હતા?

શું વાત છે કેવું હતું ત્યાં જમવાનું ને સુવિધા? જમવાનું બહુ સારું સુવિધા બહુ first class મજા આવી ગયી હા જમવાની જમવાની તમે best માં best hotel જુનાગઢ માં સારા માં સારી quality best જમવાનું એમ શું વાત છે એટલે તેનું બહુ નામ છે, ઘણું બધું મેં સાંભળેલુ છે અને ઘણા બધા લોકો ત્યાં ઘણી વખત ત્યાં થી નીકળું છુ buy pass થી ત્યારે ગણી બધી ત્યાં car ઉભી હોય છે, મોટર સાયકલ હોય છે bike છે કેટલી બધી ત્યાં traffic હોય છે વાત

વસ્તુ વપરાય એ પણ બહુ સારી, ઉચ્ચ ગુન્વાત્તતા વાળી બધી શું વાત છે?

કે ગામઠી hotel માં કે તમારે જમવા જાવું હોય ને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

હા હા સાચી બિલકુલ સાચી એકદમ સાચી વાત છે. એવું

થોડુક આમ તમારું આમાં mobile માં થોડુક આમ mike પાસે થોડુક આમ આગો રાખો mobile તો શું થોડું હવા મને થોડીક જાજી આવી રહી છે.

પંજાબી, ચાઈનીસ, ગુજરાતી બધું પણ બધું?

ને આપણે આ માંન્ચુરીયમ, ચાઈનીસ છે એવું કાઈ? એવું પણ ને ચાઈનીસ પણ મળે ને ચાઈનીસ, પંજાબી, ગુજરાતી શું વાત છે!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

હ અને ત્યાં ભાવ સારો કેવાય કે આટલું બધું સારી વસ્તુ જમાડે ને ભાવ બી સસ્તો લે એવી વાત સાંભળી? ના ના બરાબર સાચી વાત છે સાવ reasonable ભાવ એકદમ reasonable એમ

હા બહુ યા public full હોય daily service તમે યા ઈ hotel અમને તો કઈક કઈક ફેરી parcel લેવા જઈએ ને એટલે hotel ને એમ traffic હોય જ એમ એવું નહિ કે માણસો waiting માં ના બેઠા હોય માણશો waiting માં બેઠા જ હોય. અને બાર ગાડીઓ પણ road પર જાજી બધી પડી જ હોય ને? હા હા પડી જ હોય.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 અને ગયા મહીને તમે ક્યાંક ફરવા ગયા હતા? હા હા અમે મુંબઈ ફરવા ગયા હતા ગયા મહીને.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 જુનાગઢ to મુંબઈ પાંચ તારીકે મુંબઈ ગયા હતા ગયા મહિના ની પાંચ તારીખે. પાંચ તારીખ અને કેટલા દિવસ ત્યાં ગુમ્યા તમે લોકો? અમે ત્યાં પાંચ દિવસ નો પ્રવાસ કર્યો દસ દસ તારીખે યા થી return થયા એટલે અગિયાર તારીખે આયા પાછા જુનાગઢ સવારે પહોચ્યા મતલબ કે જાવા માટે તમે train નો ઉપયોગ કર્યો હતો તો બહુ સારી વાત કહેવાય હા અમે actually પાંચ તારીખે બપોર ના એક વાગ્યે એક ને

એવું છે?

ના family સાથે હું મારા wife ને બધાય ગયા હતા અચ્છા બહુ સારી વાત કેહેવાય તો તમે બધાય ત્યાં ઘુમવા ગ્યાતા

અમે reservation કરાવ્યું હતું ને અમે તો બહુ પેહેલા અગાઉ reservation મહિના દિવસ અગાઉ અમે booking કરાવી દીધું હતું